હવે તમે જુઓ આ જવાબ આવીગયો હવે ધ્યાનથી જોજો એક વસ્તુ notice કરો મેંકીધું તું ઈ notice કરો common sense ખાલી બીજું કાઈ નઈ common sense વાપરવી જરૂરી છે ભલે ડખાલો ગણવા માં ક્યાં ય જરૂર નહિ પડે પણ common sense આપણ ને ખ્યાલ જ હોવો જોઈ ક્લોરીનનું દળ વધારે હતું કે અયેથી નજીક હોવું જોઈ તો હવે અહીંયા જવાબ માં એમ લખવા નું કે હાઈડ્રોજન ના ન્યુક્લિયરથી દ્રવ્યમાન કેન્દ્ર એક point ચોવીસ m l angstrong જેટલું દૂર છે

દ્રવ્યમાન કેન્દ્ર એક point ચોવીસ armstrong જેટલું દૂર છે લખી નાખ જો હો આળસ નહિ કરવાની અમુક એટલું તો લખવું પડે પછી હાવ એમ નેમ તમે પછી ઘણા લોકો તો હું કરે છે આવુંઈ નો લખે r નું દળ m માં ને હવે શિક્ષક અમ આમ paper check કરે તો શું ખબર પડે બરાબર ખાલી જવાબ આવી ગ્યો ગમેએમ કરી ને પણ અમને એમ તાહ્ય કે ચોરી કરી ને લખ્યું હશે એટલે થોડું ઘણું તો લખવું એમ હમ આળસ નહી કરવાની તો અહીંયા આપણને મળી ગયું એક point ચોવીસ હું common sense ની જે વાત કર તો તો એ એછે કે આ total દઅ અંતર કેટલું એક point સત્યાવીશ હવે આ કેટલું આવ્યું? એક point ચોવીશ વધ્યું કેટલું પચ્છી, છવી, સત્યાવીસ Point zero ત્રણ angstrong જેટલુ. તો અહીંયા થી એકદમ નજીક થયું જોયું કીધું તું મેં કારણ કે એનું દળ પાંત્રીશ point પાંચ ગણું વધારે છે આના કરતા એટલા માટે ક્લોરીન ની સાવ નજીક આવે okay video post કરીને ચાલો જવા દઉં છું હમ ચાલો વિદ્યાર્થી મિત્રો સાત point ત્રણ શું કહે છે એક બાળક એક લાંબી trolly ના એક છેડે સ્થિર બેઠો છે તે એક લીટી સમક્ષિતિ સપાટી પર એક નિયમિત Capital v ઝડપથી આગળ વધી રહી છે ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી ખાસ શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો જો આ બાળક trolly પર ઉભો થઈને કોઈપણ રીતે દોડે તો trolly પ્લસ બાળક એટલે કે આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર center of mass ની ઝડપ કેટલી હશે? દ્રવ્યમાન કેન્દ્રની તરફ કેટલી હશે okay હવે આ પ્રશ્ન ને તમ ને સમાજવું છું ધારોકે એક સરસ મજાની trolly આ રીત ની છે અને ઈ trolly ઉપર એક આ બાળક સમજજો બરાબર મને જેવું આવડે એવું દોર્યું okay આ છે બાળક okay અને ઈ આ trolly છે ઈ surface છે સપાટી ઉપર okay હવે અહીંયા wheel રાખો કે ગમેઈ આ ઘર્ષણ રહિત છે એટલે કાંઈ ગણતરીમાં લેવાનું ન હોય okay અને આ trolly નો વેગ v આ કેવો છે તો કેઅડચણઆપી દીધો છે હવે પેલા બાળક અહીંયા ઉભોતો એક છેડે પછી આ બાળકને દોડાદોડી ચાલુ કર્યું અમથી આમ અમથી આમ પણ આ બાળક તો trolly ની અંદર છે trolly નો વેગ બદલાતો નથી તો હવે ધ્યાન રાખજો જવાબ કઈ રીતે આપણે લખશું કે અહીં અહીં બાળક trolly ની અંદર છે તથા trolly નો વેગ બદલાતો નથી અથવા તો પાછળથી છે એવું લખો બદલાતો નથી તેથી તંત્ર એટલે કે બાળક plus trolly તંત્ર પર કોઈ કોઈ બાહ્ય બળ લાગતું નથી okay તેથી તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નથી તેથી તંત્ર ના c m એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર પર બાળક ની ગતિ ની કોઈ અસર થશે નહીં અને c m નો વેગ અચળ રહેશે કારણ કે બાળક ની ગતિ બાળક ની ગતિ એ તંત્રનું આંતરિક આંતરિક બળ ગણાશે okay આંતરિક બળ માં આંતરિક બળ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્ર નું આંતરિક બળ છે એ કુલ આંતરિક બળ છે એ કેવું થાય શૂન્ય થશે તો આંતરિક બળ ગણાશે જે અચળ હશે અચળ રહે છે તેથી પૂરું ખ્યાલ આવ્યો શું કાવ છુંઈ બાળક આ trolly ને ગમે તેટલું રખડપટ્ટી કરે વેગ તો બદલ તો નથી અને જો વેગ બદલાય તો એનો મતલબ એમ કે કોઈ બાહ્યબળ ની અસર થાય છે અને અપડે all ready આ chapter માં ભણી ગયા કે જ્યાં સુધી આંતરિક બળની વાત આવે તો આંતરિક બળો પોત પોતાની એક બીજા બળો ની અસરને નાબૂદ કરી દેતા હોય છે અને માત્ર બાહ્ય બળની અસરના લીધે જે કાંઈ તે બધું બાહ્ય બળને અસરના લીધે થાય છે બાહ્ય બળ ક્યારે કામ કરતો હોય તો કે વેગ બદલાય તો પણ અહીંયા તો વેગ અચળ છે તો બાળક ગમે એવી દોડા દોડી કરે છતાં પણ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળાંક જ રહેશે અને કેટલો રહશે તો કે v જેટલો રહશે વાત આ છેતો કે ફટાફટ લાખી નાંખો ચાલો એ વિડીયો પોસ્ટ કરીને ચાલો જવાદાવછું ચાલો સ્વાધ્યાયનો સાત point ચાર માં number નો દાખલો શું કહે છે પ્રશ્ન દર્શાવો કે સદીશો એ અને સદિશ b થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ a cross b ના મૂલ્યથી અડધું હોય છે એટલે સદિશોનો cross ગુણાકાર છે એના મૂલ્ય થી અડધું હોય છે એવું દર્શાવવાનું છે કાંઈ વાંધો નહીં દર્શાવી દઈએ તો ધારો કે આપણે ત્રિકોણ બનાવાવું પડશે એક સદિશ લઈ લેશું a કે ધારો કે સદિશ a okay તો આને આપણે કહી દઈએ સદિશ a અને અહીંયા થી એક બને છે એ બીજો છે આ છે સદિશ b

o a b અને આ બિંદુ ને આપણે નામ આપી દઈ c શકે okay clear અટલું હમ ચાલો સરસ very good તો અહીં લખી શકાય કે અહીં ત્રિકોણ અ o a b નું ક્ષેત્રફળ બરાબર એક દુતિયાઉન્સ પાયો ગુણ્યા વેદ આ તમે સૂત્ર વર્ષોથી જણાવશો તો એક દુતિયાઉન્સ ગુણ્યા પાયો એટલે કેટલું થાય તો o b સદીશ પણ એનું મૂલ્ય લખવું પડે ને આપણે ગુણ્યા વેધ એટલે શું થાય તો કે હ okay પરંતુ પરંતુ ત્રિકોણ x ની કિંમત માં લેલેશુ ને તું ત્રિકોણ o a c પરથી sin theta લખો તો sin theta બરાબર કારણ કે h ની કિંમત જોઈએ છે તો સામેની બાજુની જરૂર પડે અને કર્ણ તમે જાણો છો એટલે લીધું. વળી કેસે કે cos કેમ નાલીધું આવે આ ત્રિકોણ માં લ્યો તો આપણે o c જાણીયે હકીએ ખબર પડે એટલા માટે sin લેવું પડે સામેની બાજુ છેદમાં કર્ણ તો sin theta એટલે સામેની બાજુ h ના છેદમાં કર્ણ એટલે કે o a બરાબર તો એ o a નું મૂલ્ય છે એટલે આપણે સદિશ b નું મૂલ્ય એટલે ખાલી b લખી નાખીયે ચાલે ને b સદિશ નું મૂલ્ય મનારા થી આમ લખું બસ અને આના બરાબર h by બે બ b કાંઈ વાંધો ન આવે તેથી h ને કરતા બનાવો તો શું થઈ જાય bsin theta okay okay હવે લખો અહીંયા તેથી એક દૂતીયાયાંઉન્સ ગુણ્યા o b એટલે શું છે એનું મૂલ્ય એટલે એ સદિશ નું મૂલ્ય અટલે a ગુણ્યા આ b અને આ થઈ ગયું sin theta okay હવે આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ હોઈ અટલે એનું ક્ષેત્રફળ છે હવે ક્ષેત્રફળ છે એટલે આ એક દૂતીયાયાંઉન્સ હવે આ આટલો ભાગ અલગ રાખો જો આ શું છે a b sin theta બે સદિશનું ક્રોસ ગુણાકાર છે a b sin theta શું છે બે સદિશ નો ક્રોસ ગુણાકાર એટલે આના સદીશ a cross સદિશ b વડે દર્શાવી શકો છો ખ્યાલ આવ્યો a b sin theta એટલે a cross b સદિશ a અને સદિશ b નો cross ગુણાકાર થાય AB sin theta sin theta આવશે એટલે cross ગુણાકાર થશે ખ્યાલ આવી ગ્યો ready okay તો આ રીતે આપણને ખબર પડે છે કે અહીંયા આગળ આ ક્ષેત્રફળ છે તો ત્રિકોણ નું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ okay તમે થોડું વ્યવસ્થિત લખજો ત્રિકોણ y નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ બને સદિશો નો cross ગુણાકાર તો હવે આના પરથી શું ખબર પડી કે બે સદિશ નો cross ગુણાકાર છે ઈ ત્રિકોણ ના ક્ષેત્રફળ ત્રિકોણ ક્ષેત્રફળ કરતા બમણો હોઈ કારણકે આને મારે બે વડે ગુણવું પડે છે બે ગુણ્યાં ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ જે સાબિત થઈ ગયું આ દાખલો મેં તમને લગભગ આગળ પણ કરાવેલો છે okay ત્રિકોણ aob નું ક્ષેત્રફળ કયા lecture માં કરાવ્યો એ યાદ નથી પણ કરાવેલો છે ટૂંક માં મારી રીતે practice માં ready ચાલો ફટાફટ લખી નાખો video pause કરીને ચાલો જવા દવ છુ હો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નો સાત point પાંચમા number રકમ વાંચીયે દર્શાવો કે સદિશ a dot કોંસ મા છે સદિશ b cross c એ ત્રણ સદિશો a સદિશ b અને c સદિશ થી બનતા સમાંતર બાજુ ચતુઃ સ્થળકના કદના મૂલ્ય બરાબર હોઈ છે આવું આપડે સાબિત કરવાનું છે જે આપડે સાબિત કરવાનું છે એ આપડે પેલા લખી નાખીયે કે આપણે આજ તે સાબિત કરવાનું છે કે આયા આગળ એક સદિશ છે પછી આનું root ગુણાકાર છે બીજા બે સદિશ ના cross ગુણાકારની સાથે હવે આ કોઈ પણ સદિશ હોઈ શકે ખ્યાલ આવ્યો હવે આનાથી બનતું ચતુઃ સ્થળક હવે ઇ શું થાઈ એ પેલા આ જાણી લયે હવે તમને એમ થાય કે આમાં અંદર કેવી રીતે સદિશ લેવા અને દિશા કેવી રીતે લેવી અને ચતુઃ સ્થળક એટલે શું બધું સાવ simple છે જોવો ધ્યાન આપો તમે કોઈ પણ સદિશ બનાવો આ રીતે ધારોકે કોઈ પણ ત્રણ સદિશ બનાવ્યા હાલો ઈ રીતે હવે કોઈ પણ ત્રણ સદિશથી છે ને ચતુઃ સ્થળક બનાવી શકાય બરાબર exact એક આયા express ના ખૂણે નય રાખીયે પણ કંઈક ખૂણા ઉપર બધાય ત્રણેય એકબીજા થી અલગઅલગ ખૂણા ઉપ્પર રાખશુ અપડે આ રીતે કોઈ પણ ત્રણ સદિશો લેવા ના હવે કોઈપણ બે સદિશો તમે ભેગા કરો ધારો કે એક સદિશ આમ છે બરાબર એક રીત આ બેય ને ભેગા 'કરીયે તો શું બનશે એક સદિશ આવી રીતે બનશે અને બીજું સદિશ કંઈક આવી રીતે બનશે ખ્યાલ આવ્યો હમ્મ પેલા concept ને સમજવો પછી દાખલો કરી શકશુ હવે આ બેય સદિશ ને મેં ભેગા કર્યા

હવે આની પાસે શું છે તો કે આની પાસે ક્ષેત્રફળ હોય હોય કે નઈ બરાબરને તો આના પાસે કંઈક ક્ષેત્રફળ છે હવે આ જે ત્રીજો સદિશ છે ને એ આયા થી કોઈ પણ ખૂણે તમે લઇ શકો બરાબર ધારોકે આ સદિશ આ રીતે આપડે આમ લીધેલો છે આમ હવે આ રીતે લીધેલો છે એટલે આયાથી મારે શું કરવું પડે આ સદિશ માંથી આ આ જે ક્ષેત્રફળ છે ને એને મારે વધારતું જવાનું જાડું કરતુ જવા નું તો કે ક્યાં સુધી તો કે આયા સુધી જાડું ગણાવી દેવાનું એટલે એ આખે આખું એક box જેવું બનશે ખ્યાલ આવે છે તમને શું કવ છુ એક આખે આખું box જેવું હવે એ box ગમે એ રીત નો હોય સમઘન પણ હોઈ શકે લંબ ઘન પણ હોઈ શકે પછી આમ સમાંતર બાજુ આમ આમ એ રીત નું પણ હોઈ કોઈ પણ type નું box બની શકે છે એટલે ટૂંક માં એ આખેઆખુ કદ બનશે ખ્યાલ આવે છે તમને three d મા જોશો તો એ શું દેખાશે તમને આખે આખું કદ દેખાશે અને અનેજ નામ આપવા આવ્યું છે સમાંતર બાજુ ચતુઃ ફલક બરાબર એનો આકાર

સમાંતર બાજુ ચતુઃ ફલક ની રચના કરવા ના છે okay જાવ ready હવે ધ્યાન આપજો આપડે કેવી રીતે સદિશો પસંદ કરશુ અને સમાંતર બાજુ ચતુઃ ફલક બનાવશુ હવે સદિશો લઇ ને ચતુઃ ફલક અને હા એક બીજી વસ્તુ કે કોઈ પણ સમાંતર બાજુ ચતુઃ ફળ હોઈ ધારોકે આવી રીતનું તો આનું ક્ષેત્રફળ શું થાઈ બોલો તો

લંબચોરસ તો નથી b cross c છેને તો આને આપણે c નામ આપી દઈ okay આ લંબાઈ c છે આ લંબાઈ b છે તો આનું ક્ષેત્રફળ શું થાઈ ચોરસનું તમને બધાયને ખબર છે લંબાઈ ગુણીયા લંબાઈ એટલે લંબાઈ નો વર્ગ ચોરસનો થાય બરાબર આ ચોરસ નું છે. પછી લંબચોરસ નું લંબાઈ ગુણીય પહોળાઈ lb થાય આ લંબચોરસ નું થાય આ રીતનું સમાંતર બાજુ હોય તો શું કરવા નુ અહીંયા થી આપણે લંબ દોરીએ છે યાદ છે અને આને આપડે એચ નામ આપી દઈએ છીએ હવે ધારો કે હું તમને ખાલી સમજાવું છુ આ બે વચ્ચે નો ખૂણો theta હોય આહ તો આ બે વચ્ચેનું શેત્રફળ મારે જોતું હોય તો હું શેત્રફલ ને ધારો કે આ ને સદિસ ના cross ગુણાકાર તરીકે લખી સકુ કે નઈ check કરીએ આપણે. B cross C કર નાખીએ આપણે ધારો કે તો B cross C કરીએ તો શું થાય B C Cross છે એટલે sine theta બેય વચ્ચેનો ખૂણો થાય હવે તમે આ ત્રીકોણ ને જરાક ધ્યાન થી જુઓ તો આ ત્રીકોણ pqr ના નામ થી કવ છુ pqr હવે આ ત્રીકોણ ની અંદર sine theta એટલે શું લેવા નુ છે pqr મા sine theta એટલે તમે લખી સકો સામેની બાજથી છેદમાં કર્ણ સામેની બાજુ એટલે h છેદ માં કર્ણ એટલે c તો h બરાબર શું થઈ ગયુ C sine theta છે અહીંયા તો આવી ગયુ એક આ બી અને ગુણિયા h થઈ ગયુ તો શેત્રફ્લ મળી ગયું એટલે કોઈ પણ ચતુષ્કોણ હોય પછી ચોરસ હોય તોય આ પાછું સીધું લાગુ જ પડશે ને કારણ કે ચોરસ માં તો ખૂણો નેવું નોજ છે sine નેવું બરોબર એક થાય લંબચોરસ માં ય બેય બાજુ વચ્ચે નો ખૂણો નેવું આવશે તો તેમાં પણ sine નેવું બરોબર એક થાય લંબાઈ ગુણિયા પહોળાઈ થઈ જશે અને આમા પણ કોઈ પણ આકાર નો હોય ચતુષ્કોણ તો એના માટેનું ક્ષેત્રફળ એટલે બંને સદીસો નો સદીસ ગુણાકાર લઈ સકો તમે પછી ઘણા ને એમ થાય two b cross c જ કેમ લીધુ c cross b c cross b લઈએ તો નો હાલે. હાલે ને હાલે ને c cross b કરો તમે તો અહીંયા થી તમારે આને આને લાંબુ દોરવાનુ છે ખ્યાલ આવ્યો તમને હ હવે આમા તમને આમ કોઈ પણ બદલાઈ સકો a a ની જગ્યા એ તમારા માં આના આના જવાબ છે ને તમે આમય લખી સકો b dot a cross c પછી c ross c dot A dot B A cross B sorry કોઈ પણ રીતે આવે b ને આગળ લઈ લ્યો c ને આગળ લઈ કોઈ ફેર પડતો નથી જવાબ એકસરખો જ આવશે એ આપણને સમાંતર બાજુ ચતુષ્ફળક નું પદજ મળશે ખ્યાલ આવે છે પણ આપણા બસ ખાલી આના માટે સાબિત છે તો હવે આગળ વધીએ થઈ ગયા બધા ચાલો હવે આગળ વધીએ હવે એક કામ કરીએ આપણે સમાંતર બાજુ ચતુસ્ફળક છેને પેલા દોરી નાખીએ

તમારું drawing બધાયને મારા કરતાં બવ સારુ છે તમારું બધાયનું drawing બવ સારુ છે હાલો હવે અહીંયાથી છે જે આને સમાંતર આવી રીતે મારું તમારાં જેટલું બવ સારુ નથી drawing જો થઈ ગઈ ને ત્રાસી લાઈન જ થઇ જાય આમ આ રીતે આમ જોડી દઈએ આમ જોડી દઈએ ok ok ok અહહ હવે હાલશે બરાબર ને તમે સમજી જજો વ્યવસ્થિત મસ્ત છે આ ખોખું હોય ને એને એક બાજુથી દબાવી દીધું છે તેના જેવું છે હવે અહીંયા b cross c કરવું છે હવે આપણે સદિશ આપણે આપણી રીતે નક્કી કરવા ના છે પણ b cross c છે ને એટલે આમથી આમ કરીને તો ઉપર એટલે પરિણમી સદિસ ઉપર એટલે ઉપર આવે એવી રીતે કરાય એટલા માટે આને છે ને સદિસ b લઈ લેવાય પછી આને છે નેસદિસ c લઈ લેવાય એટલે b cros c કરીએ એટલે પરિણમી સદિસ ઉપર આવશે અને આ ત્રીજું જે વધ્યું ને આ આયાથી બધા ભેગા છે એટલે ઉગમાબિંદુ o થઈ ગયુ એટલે ત્રીજું સદિસ છે એ

પછી અહીંયા e છે પછી f છે અને આ g છે આ બધા બિંદુ ઓ અલગ અલગ બિંદુ ઓ નાં નામ આપી દીધા ready ok હવે આપણે આવુ સાબિત કરવા નું છે અને આના બરાબર શુ થાય તો કે આના બરાબર થાય સ બા ચતુષ્ફલક નું પદ અને એને આપણે નામ આપી દેસુ પદ એટલે v ખ્યાલ આવ્યો હમમ Ready હવે આગળ વધશું કોઈ વાંધો નથી ને તો લખતા જ રહેજો અહીં શું છે તો કે oa સદિસ બરાબર સદિસ b છે oa બરાબર સદિસ b છે પછી હમમ oc બરાબર સદિસ c છે તથા ત્રીજું શુ છે તો કે ત્રીજુ છે કે oe એના બરાબર છે સદિસ a clear હમમ

ચતુષ્કોણ એટલે આવી રીતે જ આવે ok ચતુષ્કોણ oabc નુ ક્ષેત્રફળ એને આપણે ધારો કે ક્ષેત્રફળ ને s સદિસ વડે દર્શાવીએ તો

ખુલ્લી સપાટી માટે લંબ હોય એટલે ઉપર તરફ એય હોય સકે નીચે તરફ એય હોય સકે બરોબર ચાલો તો અહીંયા આગળ ક્ષેત્રફળ તો એ છે તો એ કોનું છે તો કે oabc નું ક્ષેત્રફળ છે ને એટલે b cross c હમણાં જ સમજાવ્યું હમણાં જ સમજાવ્યું b cross c એટલે oabc નુ ક્ષેત્રફળ થશે એટલે c cross b એટલે એનો અર્થ એય થાય એના બરાબર એય થાય પણ અત્યારે આપણે જો b થી c તરફ જઈએ છે b cross c કરશું એટલે ઉપર તરફ આવશે બરાબર એટલે આપણને કઈ વાંધો આવે નઈ કારણ કે એમાં diagram નીચે પછી વળાંક માં લેવો પડે જવાબ મા કોઈ ફેર ના પડે તો એ આ રીતના આપણને મળે છે ready ok આ બે વચ્ચે નાં ખૂણા ગોતવાની જરૂર નથી બંને વચ્ચે નો ખૂણો ગોતવાની જરૂર નથી હવે અહિયાં આગડ છે ને આ જે ક્ષેત્રફળ આપણને મળ્યું ને તો અહિયાં આગળ b cross c બરાબર સદિસ s મળે છે ને એને h n cap વડે દર્શાવવું ok આ બંને નાં ક્ષેત્રફળ નુ મૂલ્ય h અને એની દિશા તો કે n cap ની દિશા મા

ક્ષેત્રફળ નુ સદિસ મળશે એ આ બંને ને લંબ અને ક્યાં હસે તો કે ઉપર તરફ હસે અમ આ રીતે બરાબર તો કે આ જે છે એ મને શુ મળે છે તો કે આ મળે છે b cross c અને આ કોના બરાબર છે તો કે આ h સદિસ જેવું છે એટલે આ h n cap રાખી દઈએ આપણે n cap છે એ ક્ષેત્રફળ નુ પ્રમાણ માં એકમ સદિસ છે તો લખી શકાય કે n cap એ

બરોબર આપણને ખબર નથી x અક્ષ y અક્ષ z અક્ષ નકર આપણે i cap j cap i j અને k લેવા ના હતા પણ એવું તો આપણને ખબર નથી એટલે આપણને અહિયાં નામ આપી દીધું છે n cap ખ્યાલ આવી ગયો અહિયાં સુધી કઈ વાંધો નથી ને ready ok બહુ સરસ very good હ હવે આગળ વધીએ પાછા અહિયાં થોડુક ભૂસાઈ ગયુ છે એને સરખું કરી નાખીએ હમમ હ ચાલો હવે ધારો કે પરિણામી ક્ષેત્રફળ નુ સદિસ જે છે તે સદિસ a ની સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે નામ આપી દઈએ છે theta બરોબર ધારો કે અહિયાં પરિણામી સદિસ ની સાથે જે ખૂણો બનાવે છે એને આપણે નામ આપી દઈએ છે theta હવે તમારે કદ જોઈએ છે તો હવે પાછું કદ ગોતતા એય આવડવું જોઈએ ને સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આનુ કદ કઈ રીતે મળે તો કે આમાંથી તમને એક બે આગળની પાછળ ની બરોબર total કેટલી બાજુ ઓ સપાટી કેટલી હોય તો કે છ સપાટી હોય એમાંથી તમારે શુ કરવા નુ કોઈ પણ એક સપાટી નુ ક્ષેત્રફળ અને સામેની સપાટી થી એનું લંબ અંતર લેવું પડે ફરીથી કદ sorry કદ ગોતવા માટે શુ કરવુ પડે કોઈપણ એક જે આ છે એનું ક્ષેત્રફળ કોઈ પણ એક સપાટી નુ ક્ષેત્રફળ અને સામેની સપાટી થી આ સપાટી વચ્ચે નુ લંબ અંતર એના બરાબર શુ થાય આખેઆખા અર્ધ ચતુષ્ફલક નુ કદ થઈ જશે ok ખ્યાલ આવી ગયો તો હવે અહિયાં તમે ધ્યાન થી જોજો કે અહિયાં થી આપણે અહિયાં જે પરિણામી ક્ષેત્રફળ છે કેટલો ખૂણો બનાવ્યો છે theta. હવે મારે લંબ અંતર જોઈએ છે હો ધ્યાન થાય જોજો લંબ અંતર જોતું હોય તો લંબ અંતર જોતું હોય તો શુ કરવુ પડે તો કે અહીંથી આપણે છે ને એક લંબ draw કર નાખીએ આ રીતે. આ લંબ મે ક્યાં સુધી draw કરેલો છે તો કે આ લંબ જે છે ને મે એ આ oabc સપાટી સુધી draw કરેલો છે બરાબર અહિયાં ક્યાંક આવે છે આ સપાટી એ અને અહિયાં થી આ લંબ અંતર છે આરયો બરાબર આ લંબ મે ક્યાં દોરેલો છે oabc સપાટી ઉપર દોરેલો છે ready ready ok ચાલો હવે આને આપણે નામ આપી દઈએ આ બિંદુ e છે તો આને આપણે નામ આપી દઈએ e desh અને આ જે height છે લંબ અંતર એને h નામ આપી દઈએ clear ok નથી ને ચાલો હવે આગળ વધીએ તો ચાલો હવે આગળ વધીએ હવે આયા સુધી તમને સમજાય ગયુ હવે આપણી પાસે b cross c પણ છે અને a પણ છે તેથી શું લખી શકાય કે તેથી આપણે જે સાબિત કરવા નું છે એ લખી નાખીએ સદિસ a dot b cross c એના બરાબર શુ થઇ જસે તો કે a dot b cross c એટલે કે આયા h છે અને અહિયાં આગળ છે સદિસ a dot સદિસ h બરાબર ને dot ગુણાકાર છે આવું આપણે પૂછ્યું છે આપણને હવે આ dot ગુણાકાર છે એટલે તમને ખબર છે dot ગુણાકાર આવે એટલે શુ આવે તો કે cos theta આવશે તો કે આ થઈ જસે as cos theta શું થઈ જસે as cos theta હવે s એમનેમ રાખીએ આ a cos theta આની કિંમત મેળવવા નો પ્રયત્ન કરીએ ok હવે આની આગળ a cos theta ની કિંમત આપણે જોઈએ છે તો ધ્યાન આપજો cos theta ની કિંમત આપણને કઈ રીતનાં મળશે તો કે આયા તમે જોય સકો છો કે આની આગળ જે પરિણામીક ક્ષેત્રફળ છે એને સદિસ a ની સાથે કેટલો ખૂણો બનાવ્યો છે theta અને આયા થી તમે આમ જોસો તો n બને છે શુ બને છે n એટલે યુગ્મ કોણ થાય યુગ્મ કોણ થાય એટલે કે આની આગળ જો ખૂણો theta હોય આ theta હોય તો આ ખૂણો પણ કેટલો થાય તો કે આપણ theta થાય ભાઈ બરાબર તો તો આકૃતિ પરથી આકૃતિ પરથી ત્રિકોણ આપણે લઈ લઈએ o e e desh બરાબર o e e desh માટે o e e desh માટે તમે લખો કે ભાઈ cos theta જોઈએ છે ને આપણે આમા cos theta આવશે તો cos theta બરાબર શુ થશે તો કે cos theta બરાબર ત્રિકોણ ની અંદર તમે જોશો આને ખાલી આપણે લંબાવી દઈએ ખાલી સમજવા માટે તો cos theta બરાબર શુ થાય તો કે પાછળ ની બાજુ છેદમા કર્ણ થાય તો કે પાછળ ની બાજુ શુ છે તો કે e e desh છે ના છેદ માં કર્ણ કર્ણ એટલે o e થાય ok તેથી હવે કિંમત મૂકી દઈએ e e desh એટલે કેટલા થાય e e desh એટલે તો લંબ અંતર છે h એટલે cos theta બરાબર h નાં છેદ માં oe o થી e એટલે તો એ એક જ છે તો કે એનું મૂલ્ય લખવા નુ ને એટલે એક તેથી h બરાબર શુ થાય તો કે a cos theta થાય થઈ ગયુ સાબિત h બરાબર a cos theta હવે આવું શુ કામ કરવું પડે કારણ કે આયા theta છે એટલે આ ખૂણો theta બને ને આ રીતનાં યુગ્મ કોણ ની જોડ થાય એટલા માટે cos theta ને આયા હવે તમને ઘણાયને એમ થાય સાહેબ આયા થી લંબ કરીને ત્રિકોણ ના હવે આ આ આ જે સદિસ આવે એના ક્ષેત્રફળ ની લંબાઈ આપણને થોડી ખબર છે આપણને કયું અંતર જોઈએ છે તો કે આ સમાંતર બાજુ ચતુષ્ફલક ની આ બે ક્ષેત્રફળ વચ્ચે નું લંબ અંતર જોઈએ છે તો એના માટે લંબ દોરેલો છે તો આ અંતર જ મેળવવું પડે તો આની અંદર ખૂણો theta થાય તો આ ખુણો theta જ થાય એટલા માટે અંદર નુજ ત્રિકોણ લેવું પડે બરાબર બાકી આપણને આ બાજૂ લંબ અંતર મળે નઈ એટલે એટલા માટે આ કરવું ખૂબ જ જરૂરી હતુ તો h મળી ગયો છે મને ok બહુ સરસ very good તો શું લખી શકાય હવે આમા આગળ વધીએ તેથી a dot b cross c બરાબર તમશુ લખી સકો a અને a cross theta બરાબર શુ થાય તો કે h ok ok તો એક અંક થી ક્ષેત્રફળ અને બીજા અંક થી લંબ અંતર છે તો અહી તો અહીં ચતુષ્ફલક સમાંતર બાજૂ ચતુષ્ફલક ખાલી નઈ અહી સ બા ચતુષ્ફલક નુ કદ v બરાબર શુ થાય ચતુષ્ફલક નુ કદ એટલે કોઈ પણ એક આ અહી આ નીચે નું ક્ષેત્રફળ લઇ લ્યો બેનું ક્ષેત્રફળ oabc નું ક્ષેત્રફળ એટલે ચતુષ્કોણ oabc નું ક્ષેત્રફળ a c છે ને અને એના ગુણાકાર માં શું આવે તો કે બેય વચ્ચે નું સામેના ચતુષ્કોણ અને નીચેના ચતુષ્કોણ વચ્ચેનું લંબ અંતર એટલે કે ગુણાકાર માં e બિંદુ થી vitamin વિષય જોવાના છીએ કે કયા vitamin થી કયો રોગ થાયછે, તેન રાસાયનિક નામ શું છે અને વિદ્યાર્થી મિત્રો એનામાટેના પ્રાપ્તિ સ્ત્રોત ક્યા છે જેથીકરીને

એ તમારે ગોખી નાખવાના છે અને એમાંથી કોઈપણ પ્રશ્ન પૂછાય તો એ તમને આવડી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ હવે એના વિષયમાં શું માહિતી છે તો vitamin તો vitamin ની વાત કરીયે તો vitamin ની શોધ કોણે કરી હતી તો ઈસવી સન ઓગણીસસો ને અગ્યારમાં કાસિમિર ફંક નામના વૈજ્ઞાનિકએ vitamin ની શોધ કારીતી તમારે ગોખીન લેવાનુંજ છે બરોબર યાદ રાખવાનું લઃ યાદ રાખવું કેવું ઈકરતાં હું એમજ એ તમે ગોખી નાખો બરોબર હવે બીજું શુંછે તો Vitamin કાર્બનિક સયોજન છે તથા તે ઉર્જા ઉત્પન કરતો નથી પરંતુ તે અલ્પ પ્રમાણમાં દેહધાર્મિક કાર્યમાટે જરૂરી છે બીજું Vitamin નું કામ શુંછે તો Vitamin આપડા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદત કરે છે. તમને અ પ પરીક્ષામાં પૂછવામાં પૂછાણું હોય વિધાનસ્વરૂપે Vitamin શું કર્યા કરેછે તો Vitamin આપડા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદત કરેછે હવે કયો Vitamin છે એનું નિર્માણ શરીરની અંદરજ થઈ જાયછે તો Vitamin D અને K નું નિર્માણ શરીરમાજ થાય છે કયા Vitamin નું નિર્માણ શરીરમા થાય છે તો Vitamin D અને K તો DK યાદ રાખવાનું Vitamin પછી હવે અગડ જઈ Vitamin નું દ્રાવ્યતાના આધારે તેના કેટલા પ્રકાર પડેછે? બે પ્રકાર પડેછે, કે જળદ્રાવ્ય Vitamin અને ચરબીદ્રાવ્ય Vitamin જલદ્રાવ્ય Vitamin એટલે Water soluble Vitamin અને ચરબીદ્રાવ્ય Vitamin એટલે Water soluble Vitamin હવે જલદ્રાવ્ય Vitamin કયા કયા છે તો બી અને સીએ પાણી માં દ્રાવ્ય છે જ્યારે ચરબીમાં દ્રાવ્ય ઓયએવા એ DE અને K, તો અને કેવીરીતે યાદ રાખવું કે ચરબીમાં દ્રાવ્ય હોય વે Vitamin તો કીડા બરોબર, કીડા કયા Vitamin ચરબીમાં દ્રાવ્ય છે તો કીડા તો VitaminK VitaminE, Vitamin D અને Vitamin A એ ચરબીમાં દ્રાવ્ય છે જ્યારે એ સિવાયનના Vitamin એટલે કે B અને C એ જલમાં દ્રાવ્ય છે પાણીમાં દ્રાવ્ય છે

રાસાયનિક નામ શું છે એની ખામી થી ક્યો રોગ થાયછે, અને એનો પ્રાપ્તિ સ્ત્રોત ક્યોછે તો એનામાટેના તમને direct MCQ પણ પૂછાઈ શકે અને એનામાટેના તમને ઝોડકાઝોડો એમપણ પૂછાઈ શકે અને ઘણીબધી પરીક્ષામાં તમારે પાછલા વરશોના paper હોય તમને જોઇલેવાની છૂટછે કે એની અંદર તમને પૂછેલુંજ હસે કે Vitamin A છે એનું રાસાયનીક નામ શું થાય Vitamin B one નું રાસાયનીક નામ શું છે અથવા એનેથી કયો રોગ થાયછે એપણ તમને આપેલું હોયછે ઝોડકામાં તો ઝોડકાઝોડોમાં ખૂબ પૂછાયછે એટલામાટે તમારે અઅ યાદ રાખીજ લેવાનું છે કે એનું શું રાસાયનીક નામ છે ને એના ખામીથી થતો રોગ કયો છે. તો Vitamin A તો Vitamin A નું રાસાયનીક નામ કયું retinol

લીલા શાકભાજીન એવુંબધું ખા બરોબર અટલે retinol લ Vitamin A ની ખામી હોય અટલમાટે Number એને આવેલા હોય ને કયું કેવાય રાસાયનીક નામ retinol અથવા દૃષ્ટિહીનતા અને રતઅંધલાપણું નામનું એનું રોગ થાયછે. હવે એનામાટેના પ્રાપ્તિ સ્ત્રોત ક્યા ક્યા છે તો દૂધ, ઈંડા, મગફળી, પનીર, ગાજર, અને માછલીના યકૃતનું તેલ જેને liver oil પણ કેવામાં આવેછે. તો Vitamin A ની ખામી છે તો એનામાટેના પ્રાપ્તિ સ્ત્રોત આ છે જેથી તમે જો ખાસો તો એન્ તમને Vitamin A ની જે ઉણબ છે એ દૂર થઈજાશે VitaminBone વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો કે Vitamin B ના ઝોડકા તમને પૂછ્યા હવે આપડે Vitamin B કરતાં હોયછે Vitamin A Vitamin B one યાદ રાખીલાઈએ પછી VitaminCVitaminE ને K યાદ રાખીલે પણ એનાજે VitaminBONEBTWOBTHREE પરીક્ષામાં એવુજ પૂછતું હોયછે તો જોઇલાઈએ VitaminB એ BONE નું નામ શુંછે તો Thymin છે એનેથી કયો રોગ થાય છે તો berybery થાયછે ચે કેનો કેવો રોગ છે તો ચેતાતંત્રનો રોગ છે berybery કયો રોગ છે ચેતાતંત્રનો રોગ છે એનામાટેના પ્રાપ્તિસ્ત્રોત કયા છે તો દરિયાઈ ખોરાક બરોબર seafood એટલે કે તમારા માછલી ને એવુંબધું ખાવાનું ત્યારપછી ઈંડા અને sprout ધાન્ય બરોબર આ એના પ્રાપ્તિસ્ત્રોતો છે Vitamin B two નીજ જોઇલાઈએ એનું કયું રાસાયનીક નામ છે તો Riboflavin Vitamin B two નું રાસાયનીક નામ છે. એનાથી કયો રોગ થાયછે ની ઉણકથી તો જીબ ફાટે, ચામળી ફાટવી આંખ લાલ થવી એ Vitamin B two ની ખામીથી થતાં રોગ છે જો Vitamin B ની ઉણક હોય તો શું કરવું જોઈએ તો માસ, લીલા શાકભાજી અને દૂધ ખાવા જોઈએ. વે Vitamin B three ની વાત કરીએ તો Vitamin B three એનું રાસાયનીક નામ શું છે તો niacin એનું રાસાયનીક નામ છે, એની ખામી થી થતો રોગ કયો છે તો એનાથી ખામીથી થતો રોગ છે જેને ચામળીમાં સોજો આવીજયો એમ કેવાયછે. બરોબર હવે એનામાટેના પ્રાપ્તિસ્ત્રોત ટામેટા, બટાટા, મગફળી, માસ અને દુદ. છે Vitamin B થાય PantothenicacidVitaminBFIVE નું રાસાયનીક નામ શું Pantothenicacid એનાથી થતો રોગ Paresthesia અને જે ચેતાતંત્રનો રોગ છે તો beryberyParesthesia એ બે ચેતાતંત્રના રોગ છે. હવે કેના પ્રાપ્તિ સ્ત્રોતો છે એના મશરૂમ, માછલી, ઈંડા, સુરજમુખીના બીજ અને સક્કરયા હવે વિદ્યાર્થી મિત્રો તમને કૂ કે તમારે યાદ રાખીજ લેવાનું હોય વારંવાર revision કરસો અટલે યાદ રાઈજ જાસે એનમાટેની કોઈ shortcut trick ન હોય કે આ કેવીરીતે યાદ રાખવું બરોબર VitaminBSIX તો pyridoxine એની રાસાયનીક નામ છે. ક્યો રોગ થાયછે anemia પાંડુરોગ થાયછે, પ્રાપ્તિસ્ત્રોત અનાસ, માસ હવે આ ત છે VitaminBSEVENBiotin રાસાયનીક નામ છે. એનાથી થતો રોગ કયો છે લખવો, વાળ ખરવા એ એનાથી થતાં રોગ છે. પ્રાપ્તિસ્ત્રોત માસ, ઈંડા, એના પ્રાપ્તિસ્થાન છે. ફરીવાર જોઇલએ VitaminAretinol

હવે આગડ જોઈએ Vitamin B nine Folic Acid બરોબર તમને Folic Acid ની ઘણીવાર તમે tablet અ પિતા હશો બરોબર તો એનેથી કયો રોગ થાયછે? એની ઉણબથી તો Anemia પાંડુરોગ થાયછે, કઠોળ ખાટા ફળો, લીલા પાંદળા વળી શાકભાજી ને બિટમાંથી B nine મળેછે. હવે Vitamin B twelve તો એનું રાસાયનીક નામ શુંછે તો Cyanocobalamin એનું રાસાયનીક નામ છે, કયો રોગ થાયછે Anemia પાંડુરોગ થાયછે. દુદ અને માસ આ ખાસ યાદ રાખજો Vitamin B twelve Cyanocobalamin એ બરોબર અ પરીક્ષામાં પૂછવાની ખૂબ સંભાવના ધરાવે છે એમ હવે Vitamin C જોઇલાઈએ Vitamin C નું રાસાયનીક નામ શુંછે ascorbic acid છે. એનાથી કયો રોગ થાયછે તો સ્કર્વી. સ્કર્વી નામનો રોગ Vitamin C ની ઉણબથી થાયછે, એમાંસુ હોય તો પેટમાંથી લોઈ નિકડવું માટે વધુ સમય લાગે એવી અ સ્કર્વી રોગ છે બરોબર? અ કેમાંથી Vitamin C મળે તો બધાજ ખાટા ફાળો ને આમળામા સવથી વધુ હોય છે. Vitamin C નો સ્ત્રોત તો તમને ખબર પડી જય ખાટા ફળ હોય એનીઅંદર અ Vitamin C હોય, પણ સવથી વધુ કેમાં હોય? તો આમળામાં ગોય બરોબર પછી Vitamin D ની વાત કરીયે તો Vitamin D Cholecalciferol આ તો યાદ રૈયજ જાય Vitamin D Cholecalciferol એનાથી કયો રોગ થાયછે Rickets એટલે કે સુકતાન થાયછે અને બાળકોમાં થાય ઈ પુક્ટ વ્યક્તિયોમાં પણ થાયછે. બરોબા એક હાડકાને લગતો રોગ છે Vitamin D ની ઉણબ થી એને હાડકાને લગતો રોગ થાય અને એનું નામ શુંછે Rickets રસાયનીક નામ છે ciferol પ્રાપ્તસ્ત્રોત સૂર્યપ્રકાશ, દુધ અને કેળાં એટલામાટે વિદ્યાર્થી મિત્રો તમારે પંદરવીસ મિનિટ સૂર્યપ્રકાશમાં ઊભું રેવું જોઈએ સવારનો જે કૂણો તડકો હોય જેથીકરીને તમને Vitamin D ની ઉણબ અ Vitamin E ની વાત કરીયે તો Vitamin E નું નામ શુંછે Tocopherol શું થાય એનાથી રોગ? પુરુષોમાં નપુંસકતા સ્ત્રીઓમાં વન ઝંજહત્વ અને પાંડુરોગ જેનાથી પ્રાપ્તસ્ત્રોત થાય દુદ, માખણ, લીલા પાંદળાવાળા શાકભાજી VitaminETocophorTocopherol બરોબર એનું રાસાયનીક નામ આગળ જોઈએ Vitamin K બરોબર હવે Vitamin E નું રાસાયનીક નામ શુંથાય શુંથાય? લોઈ નો જાવે ને રક્તસ્ત્રાવ થાયછે. હવે બીજો એનું પ્રાપ્તિસ્ત્રોત શુંછે? ચાઈયા પચ્ચનની ક્રિયા દ્વારા એ ઉત્પન થાયછે. લીલા શાકભાજી આપડે હમળા જોયું કે D અને K શરીરની અંદર ઉત્પન થાય છે D અને KDK તો Vitamin A નું શું K નું શુંરૂ પૂરું નામ શું ઓલું રાસાયનીક નામ શું થસે આ રીતે તમારે દરેક રાસાયનીક નામ છે દરેક Vitamin ના યાદ રાખીલેવાના છે, ઝોઝકા જોડવામાં પ્રશ્ન પૂછાયજ છે, તમારો એકપણ માર્ક આમાં જવો ના જોઈએ Vitamin ની અંદર એ તમારે ખાસ ધ્યાન કણકે વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષા હોય competition બઉઅજ વધી ઐ છે તમારો એક પણ માર્ક જસે તો તમે કટઓફમાં નઇ આવીશકો એટલામાટે વિદ્યાર્થી મિત્રો આ Vitamin છે તમારે

તેની પ્રક્રિયાઓ વૈશ્વિકીકરણ ને કારણે Technology ક્ષેત્રે થયેલા નવા સંશોધનોની અદ્યોગિક એકમોમાંથતી વિવિધ ઉત્પાદન પ્રક્રિયાઓનું નવીનીકરણ અને ઝડપી વિકાસ થયો છે અદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયા ઓની મુખ્ય જરૂરિયાત વિવિધ પ્રકારની ધાતુઓ છે. ધાતુને જરૂરિયાત મુજબ ઉપયોગી આકાર અને સ્વરૂપ આપવી કોઈ ચોક્કસ વસ્તુની ઉત્પાદન કરવાની પ્રક્રિયાને Manufacturing Process કહે છે અદ્યોગિક વપરાશ માટે ખનિજમાં કાચા માલ તરીકે મળતી ધાતુ ઓ અને અધાતુઓ વગેરે ના ઉપયોગ થી સ્વરૂપમાં પરિવર્તન કરવા તથા જુદી જુદી Product બનાવા માટેઓના કારખાના નીચે જણાવેલ process કરવામાં આવે છે. Meta vitamin process જમીન માંથી નીકળતા કાચા ધાતુઓના માલ ને ખનીજ કહે છે તેમાં ધાતુ oxide ના રૂપમાં હોય છે તમે ધાતુ અસાઈડના રૂપ માં હોય છે તેની સાથે માટી તથા અન્ય ધાતુની અશુદ્ધિઓ વગેરે હોય છે. તેમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે તેના ગુણધર્મો અને તેમાં રહેલ અશુદ્ઘિઓને આધારે જુદી-જુદી શુદ્ધીકરણની પ્રક્રિયાઓ તબક્કાવાર કરવામાં આવે છે, તેને metal refining process manufacturing process ઉત્પાદન પ્રક્રિયા ઔદ્યોગિક એકમોમાં કાચા માલમાંથી જરૂરી ગુણધર્મો સહિતની ઉપયોગી આકારની product બનાવવા માટે નીચે જણાવેલ વિવિધ પ્રક્રિયા કે Process કરવામાં આવે છે એટલે forming process ધાતુનો આકાર કે માપ બદલવા માટે તેના પર ઠંડી કે ગરમ સ્થિતિમાં બાહ્ય દબાણ આપી તેનું પ્લાસ્ટિક deformation કરવામાં આવે, તો તેને metal forming process કહેવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન ધાતુને અમુક ચોક્કસ ભૌતિક કે metaljertical મુક્કો આપવામાં આવે છે અને તેની સપાટીની સ્થિતિ પણ બદલી શકાય છે. જેમકે mechanical property માં સુધારો કરવા માટે, ઊંચા ઉષ્ણતામાને ધાતુના કણ બંધારણમાં સુધારો કરવાથી ઉપયોગિતા અનુસાર

અશુદ્ધિની અસરો ઓછી કરી શકાય છે. વર્ગીકરણ metal forming process મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચી શકાય છે મૅટલ ઉષ્ણ કાર્યપ્રક્રિયા શીત કાર્યપ્રક્રિયા

પરંતુ સપાટીના આકાર અને માપમાં કોઈ ચોક્સાઈ મળતી નથી. તેથી આ પ્રક્રિયા કર્યા બાદ સપાટી ઉપર finishing કરવું પડે છે. શીત કાર્યપ્રક્રિયા આ પ્રક્રિયામાં ધાતુને તેના Re-crystlization temperature થી વધુ ઉષ્ણતામાને ગરમ કરી તેના પર બાહ્ય બળ આપી પ્લાસ્ટિક diformathion દ્વારા જરૂરી આકાર આપવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય તથા ઓછા તાપમાને કરવામાં આવે છે આ પ્રક્રિયાથી ધાતુની Heartiness ને strength માં વધારો થાય છે તથા ductility માં ઘટાડો હોય છે આ પ્રક્રિયાથી પ્રમાણના માપમાં ચોકસાઈ તાળી મળે છે તથા સપાટી smuth બને છે metal forming process અને તેના ઉપયોગો rolling process તેના ઉપયોગ ingot માંથી bealeact blue sludge bar બનાવા માટે થાય છે

brending process તેનો ઉપયોગ સળિયા plate pipe seat વગેરે જુદા જુદા ખૂણે વાળવા માટે થાય છે rolling process આ process કરતા બે Roller ની વચ્ચેથી ધાતુને પસાર કરી, દબાણ આપી, તેના આડછેદના ક્ષેત્રફળમાં ઘટાડો કરવામાં આવે છે. Rolling process કરવાથી ધાતુના Mechanical ગુણધર્મોમાં સુધારો થાય છે. આ process process નો ઉત્પાદન-દર વધુ હોઈ કિંમતમાં સસ્તી પડે છે. આ પ્રક્રિયા વડે મુખ્યત્વે ગોળ, ચોરસ અને ષટ્કોણ આકારના સિળયા, પતરાં અને અંગ્રેજી CILTZ આકારના Cross section ના પાટાઓ વગેરે બનાવવામાં આવે છે. Cross section ધાતુને તેના નિર્ધારિત ઉષ્ણતામાને ગરમ કરી તેને ટીપીને દબાણ આપીને કે વાળીને જોઈતો આકાર આપવાની ક્રિયાને forging process કહે છે. જરૂરિયાતવાળા આકારની Product બનાવવા માટે વિવિધ પ્રકારની Farting ક્રિયાઓનો ઉપયોગ થાય છે Drawing Process ધાતુને dro કરીને પ્રોડક્ટ બનાવવાની ક્રિયાને Drawing process કહે છે આ ક્રિયા ધાતુને ગરમ કરીને કરવામાં આવે તો તેને Hot drawing process અને વાતાવરણના ઉષ્ણતામાને કરવામાં આવે છે તો તેને Called drawing process કહે છે. જાડી pleto માંથી નળીઓ અને cylinders બનાવવા માટે hot drawing process નો ઉપયોગ થાય છે, જ્યારે ટ્યૂબ, સળિયા અને